હા હવે ચોકસથી તારો number અત્યારે છે ને મેં save કરી લોધો છે એટલે હવે તારો number છે ને delete નહિ થાય હો

આટલે ના ના શું ઘરે હતી યાર હમ હા પચ્ચીસ december છે. હા ને આપણે જે પેલો સતાબ્દી મહોત્સવ આવ્યો છે ને સ્વામિનારાયણનો આપણે જવું છે જોવા માટે? બહુ સરસ છે બધા જાય છે એટલે વાતો કરે છે કે સારો છે આપણે તો ગયા નથી જો કે. પણ હવે જવાનો વિચાર છે કે કાલ નહિ ને પરમ દિવસે જઈ આવ્યે. રવિવારે તો બહુ જ ભીડ હોય છે ને એટલા માટે. હા તારી સાચી વાત છે free માં હોય પણ ગળદીમાં નહિ જવાનું પેલું શાંતિથી જોવા તો મળે પાછુ પ્રદર્શન જોતા જોતા બી એક દિવસ જતો રહે છે. જો પ્રદર્શન પણ ત્રણ થી ચાર એના step પ્રદર્શનના બી એટલા માટે હા એ એવું છે

હા મેં બી જોયું આમ સમાચાર માં જોયું છે TV માં પણ live નથી કર્યો. હવે જઈશું બે એકાદ બે દિવસમાં જઈએ મમ્મી, ભાઈ, બેન અને બધા જોડે સાથે ફરવા એક દિવસ. હું તને call કરીશ જવાનું થશે ચોક્કસ બરાબર ત્યાં બી સારું સારું છે આમ બધી game ઓં છે ને અમ વ્યવસ્થિત decoration બહુ સરસ છે. બહુ સરસ lighting વાળું. decoration બહુ સરસ છે lighting વાળું છે. અને ત્યાં તળાવ બી બનાયા છે ત્યાં સ્વામીનારાયણની મૂર્તિ મુકવા માટે. ત્યાં પ્રમુખસ્વામીનું જે છે ને મહોત્સવ એનો બી ત્યાં એવી રીતે મૂર્તિ મુકેલી છે તળાવમાં પાંદડા એટલા મસ્ત બનાવ્યાં છે ને આપણને તો એમ લાગે કે પાંદડા પર મૂર્તિ મુકશે તો પાંદડુ નીચે ડૂબી જશે એવી રીતે. પણ ત્યાં પાંદડાના બહુ સરસ decoration કર્યા છે દસથી દસ કિલો જેવું વજન મૂકેને તો બી પાંદડા છે ને જેવા straight એવાને એવા રેશે સરસ

હા પાંદડા ડૂબતા નથી ત્યાંનું decoration બહુ સરસ કરેલું છે.

પરમ દિવસે જઈએ અહીંયા office માં તો છે ને અમારે રજા તો નથી પચ્ચીસ december એટલા માટે

હા સાચી વાત પણ જો આપણે એક દિવસ જોઈએ પછી થોડું બીજા દિવસ અવાય એવી રીતે અને પચ્ચીસમીએ પછી રાતે નીકળશું ને જોવા માટે હા બધા વાતો કરે છે કે બે વાગ્યા પછી free માં હોય છે એમ. હા હા નવ વાગે last હોય છે નવ વાગે પૂરું થઈ જાય છે. હમ અહ વાંધો નહિ હવે આપણે થોડા દિવસ પછી જવાનું બીજી વખત આંટો પડે એમ ફરી વખત જઈ આવનું એમાં શું. બધા ક્યારના બાર બારથી લોકો બી જોવા આવે છે. આપણે તો અહીંયા નજીક રહીએ છે આપણે જઈ આવીને. હા આહ હા એકત્રીસ તારીખ સુધી આવશે

સરસ છે lighting બહુ મસ્ત decoration તું એક વખત જઈશ ને તો ઘરે આવાની આપણને ઈચ્છા નહિ થાય. એમ થશે કે આપણે અહિયાંને અહીંયા જ રહેવું છે એટલું સરસ ત્યાં decoration હા સસ્તું મળે છે વીસ રૂપિયામાં

હા વીસ રૂપિયાનો ભાજી પાઉં મળે છે ત્યાં. ખાવાનું સારું છે પણ સસ્તું છે. હા લાઈનમાં ઉભું રેવું પડશે અને વીસ રૂપિયાતો આપણું પેટએ હા હા એવું સાચી વાત વીસ રૂપિયાનુંતો આપડું પેટએ ના ભરાય. હા ત્યાં સારું આવે છે કે means કે સારું હોય છે આમ એટલું એ એમ હોય શકે કે આટલી બધી public હોય છે તોય જેવું તેવું નહિ એમ સારી એમની quality સારી હોય છે જમવા માટે. હા હો એ સાચી વાત છે હા સાચી વાત છે જો ચીનમાં તો બહુ બધા જ વધી ગયા છે. આહ હં હા હા સાચી વાત મારે બી બે બે dose લેવાયા છે ત્રીજો એક બાકી છે હવે. ના નથી બાકી છે મારે. આહ આહ હા અત્યારે તો વાત તારી વાત સાચી છે. સંક્રમિત વધારે થાય પછી શું કરવાનું પછી? કેમ કે આ તો મહોત્સવ છે એટલે ગણી બધી public જોવા આવાની જ છે હા રોજની આવે છે એ સાચી વાત છે હા આપણે આપણું ધ્યાન રાખીએ એટલે વાંધો ના આવે બરોબર છે બોલ બીજું કેવું ચાલે છે? હા એની માટે નું છે એનો મહોત્સવ કર્યો છે જોને મોટો હમ હા વાંધો નહિ હું તમને એકાદ બે દિવસમાં call કરીશ ચાલોને અમારે જવાનું થશે તો તને. બરોબર છે? હા તો વાંધો નહિ પહેલી તારીખ પછી રાખીએ અત્યારે શું પાંચ દિવસ છે તો આપણે છેલ્લા વર્ષના તો છેલ્લા શાંતિથી ખાઈ પીને enjoy ના કરીએ? પચ્ચીસ તારીખથી ચાલુ થશેને?

બે દિવસ થાય એમ. રોકાવાનું હશે ને અહીંયા તો તારે?

જી હા હા હા હા તારી એકદમ સાચી વાત છે. તારે કેવું ચાલે છે job નું? હા હા એવું છે એમ. શેની job કરે છે? અત્યારે તો ખ્યાલ છે નહિ કેમ કે ખાસો time થઈ ગયો આપણે અલગ પડયા એટલે. office work ok. તને કેટલી salary આપે છે? એવું છે એમ સારી salary કહેવાય ચાલે. તારે નજીક છે કે દુર છે? Okay તો તો સારામાં સારું આટલું નજીકમાં. હા એવું છે. કેટલા દિવસ તારા ઘરે રહેવાય? એકાદ દિવસ સારું લાગે અઠવાડિયું જ સારું લાગે. પછી કેટલું સારું લાગે? હા એ સાચી વાત તારી. ના ના પાડે તો પછી હવે નવરી બસ શાંતિથી નવરી પડી તો આ બાજુ આવજે મારા ઘર બાજુ પાંચ છ દિવસ રહેવા માટે. હા અમદાવાદ અહિયાં આવજે ને free પડે એટલે તું. પછી આવજે time લઈને રહેવા માટે.

હા આપણી જોડે એ બી બધા મસ્ત મજામાં. હા બધા ત્યાંજ job કરે છે સાથે. હા હા હા અટલ bridge થયો છે. હા આપણે ફરી આવીશું અટલ bridge સવારથી જ જઈશું આપણે એટલે શું ત્યાં garden છે garden માં જઈશું પછી આપણે અટલ અટલ bridge જઈશું આપણે શાંતિથી. હું પણ બી નથી ગઈ. હું એની નજીક રહું છું છતાં બી હું અટલ bridge નથી ગઈ બોલ હવે જઈશું. ના સાયદ ત્રીસ રૂપિયા છે અડધો કલાકની. હા ત્રીસ રૂપિયા છે પણ પપ્પા એવું કે છે કે અટલ bridge નથી જવું એમ કે ના જવાય કેમ કે પેલો મોરબીમાં આપણે પેલો bridge તૂટી ગયો ને જુલતો પુલ હા ઈ

હા એનું પાકું બાંધકામ નહતું પણ એ સમાચારમાં બતાવ્યું હતું કે બે કે ત્રણ રૂપિયાનું બે થી ત્રણ કરોડ રૂપિયાનો એમ ખર્ચો કર્યો હતો ત્યાં એમ આ પુલ માટે પણ છતા બી ખબરની public ઓની ત્યાં છે વજન જે છે એતો ઓંછુ જ હતું આપણે એમ એટલું બધું public ને નહતું આવા જવાનું વધારે હતી public હા એનાથી હા એનાથી ને વધારે public જતી રહી હતી. અને એમાં બી મને લાગે છે કે એનું કઈ સમાર કામ કર્યું જ નથી પુલનું

હાથે કરીને આપણે મોત માગવા ન જવાય તો મેં કીધું એવું ના હોય. બરાબર ને? હા હા હા હા હા government એ rules લઇ લીધો છે. હા અહીંયા કહી દીધું છે river front માં અટલ bridge છેને ત્યાં કહી દીધું છે. કેમ કે પેહેલા તો દસ-દસ બાર-બાર હજાર public જતી હતી તો આવી રીતે થયું તો મોદીએ તરત જ ત્યાંથી લેખિત આવી રીતે સમાચારમાં આવ્યું હતું કે મોદીએ ત્યારેથી કાયદો બનાવી દીધો કે river front ઉપર ત્રણ હજાર માણસથી વધારે નહિ જવાનું કે એમ અને બધાને checking કરેને હા હા એ સારું કહેવાય કેમ કે પાચ દિવસનો છેલ્લો તહેવાર છે બરોબર છે વર્ષનો તો અત્યારે કેટલું public આવે બધે ફરવા માટે જેમ safety રાખે સારું છે આપણા માટે બી સારું ગણી public માટે બી સારું છે.

એવું છે હા ઠંડા પણાની દુકાન હશે પણ સારું ને એક હોય તો કેટલું એમને એમને કેટલો ફાયદો થાય દુકાનવાળાને કે આટલી બધી public આવતી હોય તેને ઘણો ફાયદો થયો તો ઘણો ફાયદો બહુ સરસ છે lighting જોવા માટેનું બહુ જ આપણે દિવસ કરતા રાતે બહુ જ મજા આવે છે night માં સરસ છે lighting એવું જ થાય છે હા હા યાદગીરી રે આપણા માટે કયારેક જોઈએ તો

કઈ આવડતું નથી બેન આવડતું હોત ને આવડતું હોય તો આપણને એમ થાય કે આપણે જ મોરબી જતા રહીએ અને જે માણસો ડૂબેલા છે એમને આપણે જ બાર કાઢી લઈએ. મને તો નથી આવડતું તને આવડતું હોય તો બોલ એવું છે એમ શીખવા જેવું છે હા સાચી વાત છે નાનું એવું બાથ થોડું આમ નઈ બાથ બનાઈ ને આપણી જાતે એમ શીખતાં રહો તો સારું એકાદ બે જણા નહિ. શીખવા માટે આપણે તો શું પછી આપણા ભવિષ્યમાં બી કામ લાગે આપણને

હા હા હા હોય છે હોય છે હા હા હા હોય છે હોય છે હોય છે હા હા

હા હા આહ આહ આહ હા અહીંયા તો બહુ જ હોય છે થોડું ઊંડું હોય છે ને એટલે કોઈ આવું risk નથી લેતું હા swimming pool માં જવું પડે સાચી વાત છે શીખવા માટે

એવું છે એમ તો સારું કહેવાય તારા પપ્પાને આવડતું હોય તો. અમને તો કોઈ બી ને નથી આવડતું family number માંથી કોઈ ને નથી આવડતું અમારે તો. હા એવું છે કે એટલે એકાદ બે બાકી રાખ્યા છે બે ત્રણ આપડો બચાવ કરી શકીએપણ જે આજુ બાજુ જે લોકો છે એમના બી કરી શકીએ અને અંદર જે આપણા જે જે મોતના મુખમાંથી ગયો એમનાથી બાર તો લાવી શકીએ ને. બરાબર છે ને? હા એ જ ને. આ શીખવા જેવું છે સાચી વાત છે હો તારી એકદમ બિલકુલ આવડતું હોય તો સારું એમ પણ એની બી એક માજા બી અલગ તો નથી આપણે હાશ ખાસ ચાલો આપણને બી એક તરવાનું આવડે છે. એની બી મજા બી અલગ છે ને હા હા એ બી મજા આપણે એમ થાય કે આપણે પક્ષી બની ગયા છીએ ચાલો. ઉડતા બી આવડતું હોય ખાસ તરતા બી આવડતું હોય એવું ખાલી imagine કરીએ હો imagine હા

બસ બધા મજામાં. તારા મમ્મી પપ્પા શું કરે છે? હા હવે તો કેવી છે તારા પપ્પાની health? સારું છે ને ok વાંધો નહિ. હા હવે આવું છુ વિચારું છુ ચાલ ને મારે भी પપ્પાની થોડી જો ને આમ થોડીક health નથી સારી આમ થોડીક બીપી છે એટલા માટે બાર નથી જલ્દી નીકળાતું એમ. અને એમ થાય અત્યારે marriage બી નું વધારે છે એટલા માટે એકાદ બે જણને નાં નાં મારા marriage હજી fix નથી કર્યા મારે હા family function છે હા. તારે કયારે marriage કરવાના છે? હા વાંધો નહિ મને પહેલું invitation આપીશ હું એકાદ બે ત્રણ દિવસ વહેલા આવીશ હા તો એક week પહેલા આવીશ ચાલ હું બી કહીશ ચાલને અત્યારે વાતો-ચિતો તો ચાલે છે થોડી ઘરમાં. પણ અત્યારે હાલ નથી વિચાર. કે થોડાક time જવા દઈએ બે વર્ષ એટલા માટે હા બસ મસ્તી મજા પછી marriage પછી ક્યાં મસ્તી કરવા મળવાની છે યાર. હા અત્યારે કશું જ ભેગું નથી થતું. કેમ કે અત્યારે ખર્ચો જ એટલો વધી ગયો છે ઘરમાં થશે ભેગું હા આપણે આપણું પૂરું થાય એટલે વાંધો નથી થોડો થોડો બચાવ કરીએ marriage માં જવાનું છે. હજી નવા કપડા લેવાના છે. મારે એક friend છે એના marriage માં જવાનું છે બરોબર છે. તો એના marriage માં જવાનું છે ને તો પછી કપડાને એવું બધું તો લેવું જ પડશે તો ત્યારે બધા કપડાં લઈશ લઈશ હા shopping કર્યું હતું મારું તો મેં પહેલા જ કરી આપી હતું દિવાળી એ જ કરી આપી હતું પણ મમ્મીને બાકી હતું મમ્મીને મમ્મીને સાડીનું જ shopping કર્યું છે. એટલા માટે તો અત્યારે january ના end માં છે marriage હમ ઉત્તરાયણ તરત જ છે તો ત્યારે તો હું નથી જવાની શાયદ મમ્મી પપ્પા તો જશે લગભગ અને હું પચ્ચીસમી january end માં જઈશ હા marriage માં એટલા માટે હા Okay વાંધો નહિ ના ના એવું કઈ વાંધો નહિ. હા કરીશ જરૂર ચોક્કસ

હા એ નજીકમાં તો જઈ આવીએ આપણે અહીંયા એટલે વાંધો નહિ અહીંયા તો આપણે એક દિવસનું છે એટલે વાંધો નહિ ચાલી જાય આપણે. હા પણ અત્યારે તો જો પાંચ દિવસ તહેવારનું છે એટલે પછી મન નથી હાલ પણ હા next month એ january માં વિચારીએ કે ઉતરાણ ઉપર કાંતો પછી ઉતરાણ પછીનું આપણે વિચારીયે એ પ્રમાણે

હા આવી જવાય પણ એટલું બધું આપણે ના ફરી શકીએ બે દિવસ રહે તો વધારે સારું રહશે. આપણે આબુ અંબાજી જવામાં માટે તો આબુ અંબાજી હા બે દિવસ લાગે કેમ કે અખ્તર ગયો હતો ને મે call કર્યો હતો તેમને વચ્ચે કેમકે status માં એના pic હતા ને તો મેં પૂછ્યું હતું કે કયા છે ભાઈ તો કહે આબુ અંબાજી એમ એના બધા friend circle ગયા હતા ત્યારે એ બે થી ત્રણ દિવસ office એને છુટી હતી. અને બે થી ત્રણ દિવસ એ ગયો હતો આબુ અંબાજી હા એટલા માટે અને એ કહેતો કે બે ત્રણ દિવસ સારું છે ફરવા માટેનું એમ કે જગ્યા બહુ જ મસ્ત છે મૌસમ એનું વાતવરણ બહુ જ મસ્ત છે. હા બહુ જ સરસ છે ધુમસ વાળું વાતવરણ બહુ જ સરસ છે. કોઈકનું સાંભળીને આપણે બી થાય ચાલો આપણે બી રાજા પાડીને જતા આવીએ બે ત્રણ દિવસ આપણે બી મોજ મસ્તી મોજ મસ્તી કરી લઈએ થોડીક. શું કહેવું?

હા એ સાચી વાત છે એટલે એવું વિચારીએ છે કે જતા આવીએ તો સારું રહશે એમ વધારે એટલે આ બી બાને આપણે બાર બી થોડા જઈએ એમ અને આમ ઘરના tension હોય, job ના હોય તેમાં fresh બી રે આપણું mind થોડુંક એટલા માટે યાર. બસ શાંતિ બોલ તું બીજું બોલ નવીન માં કંઈક. એવું છે એમ. બધા આવ્યા છે? તું એક જ આવી છે કે મમ્મી, પપ્પા અને ભાઈ બધા જોડે આવ્યા છે? એવું છે એમ. આહ એવું છે april માં viza લેશે એમ ને? ok હા એ તો એવું જ હોય ને. કેમ છે તારા ભાઈને ત્યાં કેવું ચાલે છે?

એવું છે હા વાંધો નહિ તું કહે તો છે કે april માં એમનું થઇ જાય marriage તો સારામાં સારું. તારા ભાઈ ને ભાભી આવી જાય એટલે શાંતિ. હા વાંધો નહિ જરૂર જરૂર અહિયાં રાખશો તો આવા થશે. હવે તમને UK જતા રહશો તો કયાં લેવા થશે. આવવાનું થશે અમારે અહિયાં જ કરવાના છે okay તો સારામાં સારું ચાલો મને જણાવજે. okay વાંધો નહિ જણાવજે મને જો time હશે તો ચોકસ આવીશ. બરોબર છે? okay વાંધો નહિ ચાલો ચોક્કસ time કાઢી ને આવીશ. okay વાંધો નહિ time કાઢી ને આવીશું. બરાબર છે? કઈ નઈ અત્યારે તો જો વધારે famous તો અત્યારે શતાબ્દી મહોત્સવ આવ્યો છે એ છે અને એક અત્યારે river front નું છે અને એક flower show નું છે પણ લગભગ મારા ખ્યાલથી january સુધીમાં આવશે. flower show

હા તું એક વખત તો અવાજે ખાલી january માં આપણે શતાબ્દી મોહત્સવમાં જઈશું ત્યાં હું એક date લગભગ હજુ તેની date બાર નથી પડી બરાબર છે આવ હું date બાર પડશે તો તને call કરીશ તું અવાજે. એક દિવસનું જ કામ છે હો વધારે નથી. બહુ સરસ છે ત્યાં decoration બધા જ દેશોના અલગ અલગ ફૂલો જોવા મળે છે અને એવું સરસ decoration હોય છે ત્યાં અને ફરવા લાયક હોય બહુ મજા આવે છે. હા હા એવી રીતે હોય છે અને ફૂલોના અલગ અલગ દેશોના ફૂલો બી હોય છે. જેને નામ બી લખે આપણને ખ્યાલ તો હોય છે નહીં હાલ તો. એ બધાના નામ બધા ત્યાં નામ લખેલા જ હોય છે board મારેલા જ હોય છે. એટલે વાંધો નથી આવતો ત્યાં સારું હોય છે એમ જોવાલાયલ flowers અત્યારે બી ઘણી બધી public આવે છે flower show માટે બહુ જ જોવા માટે આવે છે. એનું એનું તો most of શિયાળામાં જ રાખે છે એનું. એટલા માટે આવશે public જોવા માટે લગભગ january સુધીની આસપાસ આવશે લગભગ તો જ એટલા માટે તો હું તને call કરીશ તું જરૂરથી આવજે. બરાબર છે? હા વાંધો નહિ massage બી કરીશ ને call બી કરીશ લગભગ end સુધીમાં જ આવશે એટલા માટે હા તમારે આણદમાં કેવી ઠંડી પડે છે? એવું છે અમારે અમદાવાદમાં તો બે દિવસથી બહુ જ ઠંડીનું વાતવરણ છે.

હા ભેગું જ અત્યારે બંને વાતાવરણ mix જ હતું પણ અત્યારે બે દિવસથી વધારે અહીંયા ઠંડી પડે છે નહિ તો અત્યારે સુશી તો બે mixing ચાલતું હતું અત્યારે બે દિવસથી તો વધારે વાતાવરણ ઠંડીનું છે. હા રાતે ઠંડી પડે છે અને સવારમાં morning માં બી બહુ જ ઠંડી હોય છે. આપણને ઉઠવાનું નથી time મારે તો job જવાનો time આઠ વાગ્યાનો હોય છે ઘરેથી સાત વાગે નીકળીશ અને માંડ આપણે આઠ વાગે પોહંચી જઈએ ત્યાં job ઉપર. હા એટલા માટે જોને ઈચ્છા બી નથી થતી રાતે. સુતા પછી સવારમાં જાગવાનું ગોદડામાંથી એમ થાય કે આપણે હજુ બી સુઈ રહીએ. શિયાળો છે ને એટલા માટે સાત વાગે તો બી અધારું હોય છે. એમ થાય કે હજી અંધારું છે સુઈ જઈએ પછી આ તો ખબર પડે ઘડિયાળમાં જોઈએ પછી ના ના સાત વાગી ગયા છે હવે આપણે જાગીએ ને હવે આપણે આઠ વાગે પોહંચવાનું છે. એટલા માટે. હા એવું જ થાય છે કઈ મજા નથી આવતી. દિવસ જલ્દી જતો રહે છે. હા બાકી તો ઊંઘ્યાં જ કરો એટલા માટે હા time એ નીકળવું પડે સાચી વાત છે job નું ઘરનું બધું જ ધ્યાન રાખીને ચાલવું પડે.

હા ગુજરાત college સામે બસ exactly એની સામે જ મારી office છે. હા exactly મારી સામે જ office છે ને. બીજો floor છે ત્યાં છે call centre છે. એટલા માટે હા હું તો ત્યાં ને ત્યાં જ છું. હજુ તો કઈ changes કરી નથી job. બરાબર છે? તારે ત્યાં હોય vacancy તો વાત કરજે. બરાબર છે?

બસ મજામાં જો બધાને જવું છે મહોત્સવમાં જોવા માટે. તો મેં કીધું આપણે પચ્ચીસ તારીખે અમારે અહીંયા sunday છે એટલે રજા નથી હોતી અને એમાં બી વાર તહેવાર હોય છે એટલા માટે તો રજા નથી હોતી.

એટલે કે ઓછી માહિતી હશે પરંતુ એવુ નથી જો ચોપ chapter આપિયા છે ધોરણ છ માં એ ધોરણ છ ની બુક છે એટલે કે છ માં તમે સમજી શકો કે વિદ્યાર્થીની ઉંંમર હજી દસ થી અગ્યાર વરસ હોય છે એટલે તેમને હજી એટલુ બધુ dip માં તેમાં આપ્યુ હોતું નથી ખાલી ફક્ત જે કઈ છી ન કે ગતિ અને અંતરનું માપ આપણને આપ્યુ તો તેમને ખાલી ગતિની વ્યાખ્યા, એકમ એવુ બધુ normal જ આપ્યુ હોય છે તેથી આપડે તેમાંથી બહુ ઝાઝા પ્રશ્ન નીકળતા પણ નથી એટલે આપડે આમા ઓછા પ્રશ્ન આવિયા છે આપડે તો લિટી એ લિટીમાંથી પ્રશ્ન કાઢેલા છે પરંતુ એક chapter નાનુ છે એના કારણે આપડે આની length પણ ઓછી થયેલી છે તો chapter જે દસ આપ્યુ છે એના આપણે પ્રશ્ન જોઈએ તો એક પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કર્તા કે કોણી થી આંગળીઓના છેડા સુધીના અંતરને કયા નામે ઓળખવામાં આવે છે? એટલે કે જે ઇજિપ્તના લોકો હતા તે કોણીથી આંગળીઓનો જે છેડા છે તે સુધીનો અંતર હોય તેને શું કહેવાય? તો કે તેને કહેવામાં આવે છે ક્યુબિટ એટલે કે કોણીથી આંગળી સુધીના અંતરને કેવાય ક્યુબિટ વર્ષ સત્તરસોને નેવુમાં કયા દેશે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે તો કે મેટ્રિક પદ્ધતિ ની જે રીત બનાવી હતી સત્તરસોને નેવુમાં તે દેશ હતો ફ્રાંસ, લંબાઈનો SI એકમ શું છે? તો કે લંબાઈનો standard એકમ કયો છે? તો કે તે છે મીટર જો અહિં તમે એક યાદ રાખો કે MKS એટલે કે આ એક પદ્ધતિ છે અને તે જ રીતના એક પદ્ધતિ છે SI એકમની તો કે લંબાઈનો SI એકમ થશે મીટર તો કે એક મીટર માં કેટલા મીટર sorry દોસ્તો એક કિલોમીટરમાં કેટલા મીટર હોય તો કે એક કિલોમીટરમાં હોય છે એક હજાર મીટર તે જ રીતે એક મીટરમાં કેટલા સેંટીમીટર હોય તો કે એક મીટરમાં સેંટીમીટર હોય છે સો સેંટીમીટર અને એક સેંટીમીટરમાં MM કેટલા હોય તો કે એ હોય છે દસ મીલીમીટર એટલે કે દસ MM સીધી રેખાને અનુસરીને થતી ગતિને કેવી ગતિ કહેવાય? તો કે તેને કહેવાય છે સુરેખ ગતિ અથવા રેખીય ગતિ એટલે કે જે એક પદાર્થ અહિ પડ્યો છે અહિથી તે પદાર્થને અહિ જે વ્યક્તિ ઊભો છે તેની પાસે જવુ છે તો આપડે sorry દોસ્તો આને ઊંધો લઈ જઈએ કે અહિંયાથી ધારો કે આ એક શાળા છે અને આ વ્યક્તિ છે હવે આ વ્યક્તિને શાળાએ જવુ છે તો તે સીધી લાઈન માં જાય એટલે કે આ રસ્તે સીધો જાય તો આ ગતિ ને કેવી ગતિ કેવાય? તો કે રેખીય ગતિ કારણકે આ સીધી ગતિ છે અમ સીધી રેખામાં જ જાય છે એટલે એને કેવાય રેખીય ગતિ

એટલે કોઈ વસ્તુ છે એ અહિં વસ્તુ છે હવે તે ગતિ કરે છે તે આમ આ રીતના આમ ગતિ કરે છે તો એમ કવ કે ગતિ કરે કે કોઈ પણ ના આ point થી તમે કોઈપણ આ વર્તુળના બિંદુએ લઈ લો તો તે સમાન હોય આ કેવુ હોય? સમાન તો કે તે રીતના જે ગતિ કરે તેને કહેવાય છે વર્તુળાકાર ગતિ પછી કોઈ નિશ્ચિત સમય અંતરાલ પર પુનરાવર્તિત થતી હોય તેને કેવી ગતિ કહેવાય? તો કે જે નિશ્ચિત સમયે પુનરાવર્તિત થાય તેને કહેવામાં આવે છે આવર્તિત ગતિ પછી આપડે અગ્યારમું chapter જોઈએ તો અગ્યારમું chapter આપ્યુ છે પ્રકાશ પડછાયો અને પરાવર્તન તો તેમાં પ્રકાશ તો કે પ્રકાશમાં આપડે જોઈએ તો કે જે અપારદર્શક પદાર્થ હોય તે પ્રકાશને તેમનામાંથી પસાર થવા દેતા નથી એટલે કે જે અપારદર્શક હોય એટલે કે કે પ્રકાશ તેની આરપાર ન જઈ શકે એટલે કે આ જે અહિયા એક પદાર્થ છે અને અહિં પ્રકાશ છે હવે પ્રકાશને આમ જવું હોય તો તે આ આની આ જે પદાર્થ છે તેની આ side જવા ન દે તો કે આ પદાર્થ ને કેવો કહેવાય? તો કે આ પદાર્થ ને કહેવાય અપારદર્શક એટલે કે અપારદર્શક પદાર્થ હોય તે પ્રકાશને એક છેડેથી બીજા છેડે જવા દેતા નથી પછી જે પારદર્શક પદાર્થ હોય તે તેમનામાંથી પ્રકાશને પસાર થવા દે છે અને આપણે તેમાંથી પદાર્થને સ્પષ્ટ જોઈ શકીએ છીએ એટલે કે જે પારદર્શક પદાર્થ હોય તે પ્રકાશને તેમન તેમનામાંથી પસાર થવા દે છે એટલે કે તેને કહેવાય પારદર્શક પદાર્થ પછી પારભાસક પદાર્થો તેમાંથી અંંશતઃ પ્રકાશને પસાર થવા દે પછી જોઈએ પડછાયો તો કે પડછાયામાં જોઈએ તો પ્રકાશના પથમાં અપારદર્શક પદાર્થ આવતા પડછાયો રચાય છે એટલે કે જે પ્રકાશ હોય તે પ્રકાશ આમ જતો હોય પરંતુ જૂઓ અહિં જે પદાર્થ આવે તે અપારદર્શક હોય તો તેનો પડછાયો અહિં નીચે પડતો હોય sorry દોસ્તો આ આમ હોય એટલે તેનો પડછાયો એ આ side પડે તો કે શેના કારણે પડે? તો કે પ્રકાશ જતો હોય અને વયચમાં અપારદર્શક પદાર્થ આવે કેવો પડદો આવે તો કે અપાર દર્શક તો તેના કારણે જે પડછાયો પડે છે પછી પડછાયા કરતાં પ્રતિબિંબ ખૂબ અલગ હોય છે એટલે કે પડછાયો અને પ્રતિબિંબમાં ઘણો difference રહેલો છે તેમ કહેવા માંગે છે પછી પરાવર્તન તો કે પરાવર્તન કોને કહેવાય? તો કે જે pin hole camera ને સાદી વસ્તુઓ વડે બનાવી શકાય છે અને તેનો ઉપયોગ સૂર્ય કરતાં તેજસ્વી પ્રકાશિત વસ્તુઓના પ્રતિબિંબ મેળવવા માટે થાય છે અરીસામાં પરાવર્તનથી સ્પષ્ટ પ્રતિબિંબ મળે છે હવે આપણે જોઈએ કે પ્રકાશને લગતા પ્રશ્ન sorry દોસ્તો અહિં આપણે એક chapter નવું ચાલુ થઈ ગયુ છે વિદ્યુત અને પરિપથ

filament વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય છે? તે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા હોય છે ધન ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વિદ્યુત સુવાહક એટલે કે વિદ્યુત સુવાહક શેને કહેવાય? તો કે જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવાં દે તેને કહેવાય વિદ્યુતનુંં સુવાહક અને પછી જે પદાર્થો તો કે એમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવાં ન દે એટલે કે જે વિદ્યુત પ્રવાહ હોય તેને તેમાંથી પસાર થવાં ન દે તો તેને કહેવાય છે વિદ્યુતનું અવાહક અહિં તમે એક ધ્યાન રાખજો કે સૌથી સારુ વિદ્યુતનું જો કોઈ સુવાહક ધાતુ હોય તો તે છે ચાંદી એટલે કે જે ચાંદી છે તે સૌથી સારુ વિદ્યુતનું સુવાહક છે પછી આપણે તેરમું chapter જોઈએ કે ચુંબક સાથે ગમ્મત તો આ તેરમું chapter છે ચુંબક સાથે ગમ્મત તો તેમાંં આપણે ચુંબકની શોધ વિશે જોઈએ તો ચુંબકની શોધ કેવી રીતના થઈ? તો કે તેના માટે એક એક sorry દોસ્તો એક કથા છે એટલે કથા એટલે એક પ્રક્રિયા તેની સાથે સંકળાયેલી છે કે જે પ્રાચીન સમયમાં જે ગ્રીસ હતો ગ્રીસમાં એક મેગ્નીસ આ શુંં નામ છે તો કે મેગ્નીસ નામે એક ભરવાડ રેતો હતો એક નજીકના પહાડ પર ઘેંટા-બકરાંંને નિયમિત ચરાવવા જતો અને તેની પાસે હતી એક લાકડી હતી અને લાકડી રાખતો અને લાકડીના છેડે એક લોખંડનો નાનો ટૂકડો લગાડેલો હતો એટલે કે જે હતો તે એની પાસે જે લાકડી હતી તે લાકડીના એક છેડે લોખંડનો ટૂકડો લગાડેલો હતો અને તે પથ્થર હોય તે પથ્થર સાથે તેમ અથડાય છે અને તે લાકડી ચોંટી જાય છે શું થાય છે? તો કે તે લાકડી ચોંટી જાય છે અને પછી છૂટુ પાડવા માટે જે ભરવાડ છે એટલે કે જે મેગ્નીસ નામનો ભરવાડ તેને થોડુક બળ લગાડવુ પડ્યું અને એ પથ્થર એ કુદરતી ચુંબક હતો એટલે તેને તે કુદરતી ચુંબક હતો તેના કારણે તેને બળ લગાડવુ પડ્યું અને તેણે ભરવાડની લાકડીની લોખંડની ટોચને આકર્ષી હતી એવું કહેવાય છે કે આ રીતે કુદરતી ચુંબકની શોધ થઈ હતી